બઉ જ કમાય છે કમાણી બઉ સારી છે પણ season હોય ત્યારે વધારે હોય એમ પછી down પડી જાય છે season જાય એટલે પછી, એટલે, હા અમારે છે, છે હા ગઢડા બાજુ છે અને બોટાદ બાજુ બી વધારે છે એમ

મૂળ માં તો અમે ટપક સિંચાઈ મેકી દઈએ છે ને આખી પેલું tyre જ મેક્લ્યું છે ને પાઇપો પાથરેલી છે અમે તો અત્યારે ટપક સિંચાઈ ના છોડ ની ઉપર જ થોડી રાખવાની એમ, પણ ત્યાંથી આમાં છે ને ટીપું ટીપું ટીપું પાણી થડિયામ પડયા રાખે એટલે શું એને પાણી બી મળે ને, હા poster નું ના આપણે season હોય આપણે વાયુ હોય બરોબર છે પ. આ રીતના કોઈક વાવેતર કર્યું હોય આપણે બરોબર છે ચણા છે તલ છે તો જ આપણે રાખવાની આવે બાકી તો આપણે નથી વાત બાકી તો પછી direct પાણી જ વાળવાનું હોય છે પાવડો લઈને એટલા માટે ના ચાલુ જ રાખીએ પણ એમ એક ને એક એક દિવસે જ ને એક દિવસે અમે ચાલુ કરીએ છે કેમકે બ daily ચાલુ રાખીએ બરોબર છે પછી આપણે ઓલું નાઈ કેતા ખળ થઇ જાય છે એવાનું બધારે વ થાય છે હા વધાર એવું થઇ જાય છે હા એટલે અમે એક દિવસ નો gape રાખીએ જ છે વચ્ચે, એટલે શું વાંધો નઈ એમ, હા એવી રીતે છે ન એમાં બી અત્યારે અમાર તો solar આવી ગયું છે એટલે વાંધો નથી પાણી નો તડકો હોય તો અમારે motor ચાલુ કરવાની જરૂર જ નથી પડતી direct જ પાણી આવે છે, હા એવું છે એટલે વાંધો નથી આવતો, હા એમાં બી bill ની બચત છે અત્યારે તો અમારે હા એ સારું છે, હા અત્યારે તો ઘણી જગ્યા એ વિસ અમ વિકાસ થઇ ગયો છે યાર, એમ. ઘણી જગ્યા એ, અત્યારે ઘઉં નું વાવેતર છે, પંદર વિસ દિવસ થશે, ઘઉં ને તૈયાર થતા. ત્યારે પછી અમે tractor માં નાખી ને કઢાઈ નાખશું, એટલા માટે હા તું આવજે અમારે એક વખત ગામડે તને બી મજા આવશે.

આહ એવું છે આહ એવું છે અત્યારે તું ક્યાં છે આણંદ છે કે અહીંયા છે! એવું છે એમ! okay તું એક દિવસ આય તો ખરી અમારે ત્યાં આંટો મારવા ગામડે તો તને ટપક સિંચાઈ છે એ બી બતાઉં હીરા નું કારખાનું છે એ બી બતાઉં, ટપક સિંચાઈ તારે જોવી છે એ બી તને બતાવું, એક દિવસ તું આય time લઈને બે દિવસ, અને યાર એમાંયે પાછું યાર અત્યારે તો શિયાળો છે એટલે ગામડાં ના શાકભાજી તો સરસ તાજા હોય પર gutter ના પાણી ન એવી રીતે તો કો હોય નઈ, અત્યારે તો સારા પાણી ના હોય છે, જે તને ખાવાની બી મજા આવે

કપાસ રોપ્યું છે પણ જમવાનું તો સારું હોય ને અત્યારે અમે થોડું થોડું શાકભાજી વાયુ છે જેમકે લીલું લસણ છે, મૂળા છે, પછી રીંગણાં છે, ધાણા છે, ગુવાર છે એવું બધું અમે થોડું થોડું મીઠો લીમડો છે જામફળ છે, એવું થોડું થોડું વાત વાવેતર છે અમારે અન એમાંયે મસ્ત પપૈયું બી છે, અન વાવેતર છે અમારે ત્યાં, શાકભાજી નું હા, થોડું થોડું

અત્યારે તો શિયાળો છે એટલે ભડથું ખાવાની તો બઉ જ મજા આવે હા એટલે બા તો નથી દાદા એકલા જ રેહ છે ત્યાં એમને બધું જ આવડે છે, એમને શાક બનાવતાંયે આવડે છે રોટલી બનાવતા એમને બધું જ આવડે છે, આપડી કરતા બી સરસ બનાવતા આવડે છે એમને તો taste સારો હોય છે જમવાનું બનાવે ન એમાં મસાલેદાર હોય છે એમને તો એવું છે, હા જાતે જ બનાવે છે અને બધું જ આવડે છે બનાવતા અમે કહીએ ઘણી વખત કે અહીંયા આવતા રહો તમે એમ, પણ કે અત્યારે તો અમારે જમીન છે પાંચ વીઘા બરોબર છે પછી એતો પછી સાચવવી પડે ને અમારે ભવિષ્ય માં એટલે પછી દાદા છે ત્યાં સુધી વાવશે, પછી તો બાકી, વાવવા આપી દઇશુ કંઈક, એવી રીતે, એટલા માટે હા, ભાગ્યા ને આપી દઇશુ, વાવવા માટે, પણ ભાગ્યા તો એમના જ જેવું જ કરે ને આપણા જેવું તો ના કરે ને પોતાનું, એટલા માટે

છે એમ કે અત્યારે ખાતર દવા બઉ જ મોંઘુ આવે છે યાર, એટલા માટે, બઉ જ મોંઘુ આવે છે, એટલે શું એમને, અત્યારે અમે લોકો કેટલું સો દોઢસો મણ જેવો કપાસ તો થયો જ છે અમારે ત્યાં ખેતર માં, હા સારું થયું છે એમ નીપજ સારી આવી છે અત્યાર તો સોળસો ને સત્તરસો રૂપિયા ભાવ આવ્યો છે એક મણ નો, હા અત્યારે બઉ ભાવ છે કપાસ નો પણ અત્યારે વચ્ચે આપણે ચૂંટણી ગઈ ને, એટલે પછી down થઇ ગયું છે એટલા માટે, હા અન અત્યારે તો ઘઉં નું વાવેતર છે, હા એટલે એ અમાર થઇ જશે, બે એક વરસ સુધી તો શાંતિ અમારે, બાર તેર, બાર થી તેર મણ જોઈએ અમારે વધારે નથી જોઈતા ઘઉં તો. હા અત્યા આમ તો અત્યારે અમા ર તો પહેલા બી ખેતર ના થયા તા બરોબર છે, ત્યારે તો અમાર પીપળા ભરી દીધા એટલે વાંધો નતો આવતો અમારે પણ અત્યારે તો અમારે તો છે એમ તો એવું નથી ખાલી થઇ ગયા છે પણ

અડધા અમારા ત્રણ વીઘા ના વાયા છે, દાદાએ એટલે અમારે તો થઇ રેહશે ને! એટલા માટે. જો ખ ખ્યાલ તો નથી બઉજ કેમકે એમના બી ભયો છે પપ્પા ન જે કાકા છે એમના બી, બે છોકરા છે એટલે એમને થોડાક આપે બરોબર છે અમારા લઈશુ થોડાક એતો કહીશુ વધશે તો તને જરૂર થી કહેવડાઇશ બરોબર તમારે જો લેવા હશે તો વાંધો નઈ હું તને call. કરીશ બરોબર જો સારા હશે તો તને callback કરીશ તને યોગ્ય લાગે, બરોબર છે, એટલા માટે હન હન!

ના મેં તો તારા મોઢે પેહલી જ વાર નામ સાંભળ્યું છે! અહં, એવું છે.

હા અત્યારે એકસોને દસ રૂપિયા ભાવ ચાલે છે બાસમતી નો કેમકે અમે તો ઘરે બાસમતી જ ખઈએ છે, એટલા માટે હા આપણે ઓલા ration card માં મળે છે ન એ બી સરસ થાય છે ને તો ખીચડી એની વઘારેલી ખીચડી બઉ જ સરસ થાય છે એની તો, ઢોકળા હોય ઈડલી છે એનું બઉ સરસ થાય છે તો ration card ના, હા અમે બી એના જ દળાઈએ છે, ના કે એના સારા અને સ્વાદિષ્ટ સરસ આવે છે એનો તૈયાર, હા હા મઝા આવે છે ખાલી આતો દાળ ભાત કરવો હોય કે જેમ ક કોઈક પુલાવ કરવો હોય કોઈ મહેમાન આવ્યાં હોય, ત્યારે આપણે બાસમતી use કરવાન થાય ચોખા, ત્યાં સુધી તો વાંધો ના આવે હમણાં જ અમે પાંચ kilo ના ભર્યાં છે, આપણે national handloom છે ને, આપણે, હા ત્યાં scheme ચાલતી હતી, પાનસો ને પચ્ચાસ રૂપિયા માં દસ kilo પર સારા ચોખા અમ થોડા જાડા છે જોવા માં પણ એનો સ્વાદ બી સારો છે બઉ સરસ આવે છે સ્વાદ એનો, સારા છે dawat ના અમે તો પેહલે થી જ હં હઃ, એવું છે, એવું છે અમે તો એ નથી ખાતા પેહલે થી જ regular બાસમતી ખઈએ છે એટલે અમે બાસમતી ના જ ભરાયીએ છે, એવું છે! હશે કે. અ હ, તો હોય શકે એમની થોડીક brand અલગ અલગ હશે ને એવું જ કંઈક હશે, હા એટલા માટે, એવું છે હા તો, એવું છે. હા તો મને લાગે છે અમ brand જ અલગ હશે, બધાં ન થોડી થોડી અલગ અલગ હોય બરોબર ને? હશે આહ okay વાંધો નઈ જો હું ઘરે મમ્મી પપ્પા ને વાત કરી જોઇશ આ રીતનું છે બરોબર છે અને જો મારા લાવાનું થશે તો હું ચોક્કસ થી તારા જોડે કહેવડાઇશ, બરોબર છે! અમે ચોખા ને મોંયણ નથી નાખતા, ખાલી અમને ઘઉં ના જ લઈએ છે બાકી તો ખાવાનો powder જ નાખીએ છે આપડે ઓલો powder નથી આવતો! એજ નાખીએ છે ચોખા ચણાં મગ, હા અમે એમાં હારું બાર મહિના અનાજ તલ છે મગ છે, અમે એમાં most of તો અમે, ખાવાનો powder આવે છે ને અનાજ માં ભીડવવાનો powder અમે ઈજ નાખી દઈએ છે most of તો વધારે પર કદી હા સહેજ બી બગડતું નથી એવું ન એવું જ છે અમારે પહેલા ખેતર માં, વરસ પહેલા અમે મગ વાવ્યા હતા, તો અમને મગ દસ દસ પંદર kilo જેવા મગ આવ્યા હતા અમારે, બરોબર છે, તો અમે અનાજ નો powder ભેરવી દીધો હતો, એક બી ધનેરું કે મરકું નથી પડે એટલું ન સરસ ને સરસ જ રહ્યા છે અમારે તો ત્યાં, મગ, કંઈજ નથી થયું અમુક તો બધા એમ કેહ છે મીઠું નાખવાનું, અમુક તો કેહ છે લીલાં મરચાં નાંખવાના, અમુક એવી વાતો કરતા હોય છે કે દિવાસળી નાખવાની તો ના બગડે એમ

હા હા હા કાગળ આવે છે, ઓહો હા એ બઉ સરસ આવે છે, નથી બગડતો, આપણે એવી રીતે કંઈ હોય બરોબર છે આપણે જેટલી જરૂરિયાત હોય બરોબર એ રીતના નાના ડબ્બા માં આપણે કાઢી લેવાના પછી જે ઉપર હોય આપણે માળિયા માં એવી રીતે ડબ્બા માં મેકી દેવાનાં, એટલે આપણન જરૂર ત્યાં જે છે કોઈ આ રીતના ચોમાસું હોય એ રીતના કોઈ વંઅમ વાતાવરણ એવું હોય, તો સારું જ રેહશે બગડતું નથી અમારે તો એવી રીતે જ અમે રાખીએ છે

હા, એવું છે ને અમાર તો બગડતાં નથી અમે તો ચણા ન મગ ભરી દીધા પણ અમે તો ચણા, મારી બેન છે ને એને પકોડી બઉ જ ભાવે છે એટલે અમારે તો વધારે શાક અને પકોડી માં જ વધારે use થાય છે અમારે તો ચણા, ઘરે બનાયીએ છે. હા પકોડી નું packet લઈ લેવાનું, અને બટેકાઓ નો માવો બનાયી દેવાનો અન ઘરે પાણી બનાયી દેવાનું, fresh તો ખરી આપણે ઘરે ખઈએ તો, ખાલી આપણે પકોડી ન બહાર જ બનાવવું પડે ને આપડે, પણ લાવવું પડે packet ઘરે બી પર પકોડી બની શકે પછી એમાં પણ બઉજ, મહેનત બઉજ થાય છે, એની કરતા પછી આપણે પ્રોબ સાંજે જ job આપણે સવાર નું ઘર નું કામ હોય, થોડું job ગયા હોય, એટલે આખો દિવસ કંટાળી ને એટલે શુ બે packet બહાર થી લઇ આયીએ એટલે આપણે મસાલો ને પાણી ઘરે બનાયી દઈએ, એટલે ચાલે

હા ચાલે ફુદીનો લીલાં મરચાં ને એવું થોડું થોડું નાખવું પડે, એટલે વાંધો ના આવે, અને એમાંયે અત્યારે જો corona નું સંક્રમિત વધ્યું છે, બહાર નું ખાવાનું ટાળીએ એની કરતાં ઘરે જ જે આપણે એ જોઈએ અત્યારે એ આપણે youtube તો છે જ કોઈ પણ બી રસોઈ આપણે recipe બનાવવી હોય એ આપણે searh મારી ન બનાયી શકીએ, મેં કાલે જ મેંદુ વડા બનાવ્યા હતા, youtube માં search મારીન બઉ સરસ થયા હતા, બઉ સરસ થયા હતા એમાં મહેનત છે પણ બઉજ સરસ થયા હતા ના ચોળા નો લોટ નથી આવતો, એમાં દાળ આવે છે અડદ ની દાળ આવે છે, હા અડદ ની દાળ આવે છે, ના machine તો છે જ નઈ અમારે કેવું કેવું કરું જો સવારે આપણે અડદ ની દાળ આવે બરોબર ઈ પલાળી દેવાના પછી રાત્રે આપણે એમાં લીલાં મરચાં ના થોડા ઝીણાં કટકા કરવાનાં મીઠા લીમડા ના કચુઆ કરવાનાં અને આપણે આદું, એના બે આપણે કટકા કરવાના ઝીણાં ઝીણાં, પછી મીઠું નાખવાનું અને હિંગ નાખવાની અને ખાવાના soda છે ને youtube માં તો નહોતું બતાયું શુ છ ખાવાના soda નાખીએ પોચાં થાય અને આપણે થોડા ફુલાય, એટલે ઈ રીતે નાખ્યું હતું પછી તેલ ઉકાળ્યું પછી કેવું કર્યું ખબર છે આપણે વાટકો આપણે ખબર છે પેલા આપણે ફુગ્ગો ફૂટી જાતો હતો, આપણે glass ઉપર ટોટી બાંધતાં હતા ખબર છે તને ખ્યાલ હોય તો! એવું નથી કે, કેવું છે આપણે વાટકો હોય છે ને વાટકો પર રૂમાલ બાંધી દેવાનો, લબ્બડ fit કરી દેવાનું rubber આપણે rubber આવે ને! એ rubber આપણે fit કરી દેવાનું, બરોબર છે, પછી એમાથીં આપણે છે ને ચમચી લઈ

એટલા માટે, હા સંભાર આપણે જે normal આપણે ઈ ઈડલી સંભાર માં દાળ બને ને, એવી રીતે સંભાર બનવાનો હોય છે બધા શાકભાજી નાખવાના, સંભાર નો મસાલો નાખવાનો, બઉ સરસ થાય છે fine થાય છે હા મને તો સારી આવડે છે મને એમાં interest વધારે છે, હા મને એમાં interest વધારે છે. એવું છે vegetable ભાખરી! એવું તો મેં પહેલી વખત નામ સાંભળ્યું!

હા આપણે vegetable, okay કેવું? હા હા હાહા, crush કરવાનું machine આવે છે, હા દોરી વાળું બી આવે છે ન સાદું બી આવે છે, okay એમાંથી કરી ને okay બધું સારું થયું હશે વાંધો નઈ હું બી તારા ઘરે આવીશ, તો મને બી taste કરાવજે કે તારા મમ્મી કેવા vegetable ભાખરી બનાવે છે, બરોબર છે, ચોક્કસ છે ન તું બી મારા ઘરે આવ તો હું તને ચોક્કસ થી મેંદુ વડા બનાવતા શીખવાડીશ. અને સ્વાદિષ્ટ taste બી કરાવીશ બરોબર છે ને? એટલા માટે.

હા લીલું લસણ, હા કાચું જ, કોઈ પણ પ્રકાર નું શેકવાનું નહોતું, બધું જ કાચું હતું પણ એમાં લીલું લસણ add નહોતું કરેલું અમે લે એટલે લસણ નહોતું નાખ્યું અમે લોકાએ, એવી રીતે છે હા, હં હઃ હા બધું કાચું જ, પણ કાચા માં આપણને ટ આપણે સ્વાદ બી હોય અને એમાં તાકાત બી હોય કાચું ખાવાથી એટલે કાચું જેટલું નાખે એટલું સારું રેહશે આપણાન એ સારું ને પણ આખો દિવસ time pass થાય નઈ ઘર નું કામ થઇ ગયું હોય પછી free હોય એટલે સુ mobile હોય એટલે આપણે વાનગી બી જોઈ શકીએ એ બહાને આપણે આપણે, બનાય શકીએ બરોબ પહેલા આપણે થોડું બનાયીએ પછી થોડું વધારે બનાયીએ, બરોબર છે ને, એટલા એવી રીતે, હા

હા ઘરે થી જ બનાયી લાઈશું ચાલો ને આપણે બરોબર છે એક કામ કરજે તું વડા બનાયી લાવજે હા મેં તને અમ તે મને શીખવાડયું હતું તે મેં, મેં તને call કર્યો હતો ત્યારે પણ થયા હતા, બઉ સરસ થયા હતા

okay ના અમે તો એવી રીતે નતા કર્યા મારી બેને કર્યા હતા બરોબર મેં suggest કર્યું હતું અને મસાલો ને એ બધું નાખ્યું હતું મારી બેને થોડો લોટ બાંધ્યો હતો બરોબર છે અને થોડો ઢીલો જ હતો. કઠણ તો હતો જ નઈ અને અમ મોરણ લીધું હતું થોડું ઢીલા બી થયા હતા પોચા બી થયા હતા સારા હતા, પણ એમને આપણે કેમ બાજરી નો રોટલો થાબડીએ છે એવી રીતે થાબડ્યા હતા પણ સરસ થયા હતા, બઉ સરસ થયા હતા, હા. બઉ સરસ થયું હતું, એટલે okay તો સારું ને એ બહાને તમે તને બી નવું ખાવાનું મલશે, બરોબર છે ન તો તને શેનો કંટાળો નઈ આવતો એમ કેન તું મને ઓહો એવું તો તને marriage પછી જ મલવું જોઈએ

પડતું નઈ! છોકરા સાસરે જાય તો કેવું સારું હા એ કુદરત નો rules છે, એમાં આપણે કઈ જ ના કરી શકીએ, બરોબર ને? બોલ બીજું બાકી કેવું ચાલે છે? બસ ખાઈ પી ને જલસા કેવું છે corona નું ત્યાં આપણે આણંદ માં? એવું છે અત્યાર તો ફિલહાલ તો તું અમદાવાદ માં છે નઈ? હા okay એવું છે, હા સાચી વાત છે, ઘરે બેસાડી દે છે ન job બી બંધ થઈ જાય છે હા એમને વધારે, સાચી વાત છે. એમના થી બઉ problem પડે આપડી કરતા વધારે આપણા ની બી problem પડે આપડા ને કોન ઘરે બેઠા આપી જવાનું છે એમ, તો પછી, અત્યારે તો ગામડાં માં કોઈ mask નથી પહેરતું. ટોળે ટોળા જાય, પણ એમના, corona સમ થવાની સંભાવના ઓછી હોય, કેમકે ખેતરો માં સવારે બધા જતા રહ્યાં સૌ સૌ ના કામે બરોબર સાંજે આવે, એટલે કોઈ જોડે, હળીમળી ને બેસવાની એવું હોય થોડોક time જ હોય રાત્રે બાકી તો હોય ને એટલે ગામડાં માં સંક્રમિત થવાનો corona case ઓછા હે, એમ, કેમકે ત્યાં કોઈ mask બી નથી પહેરતાં ત્યાં પર મારા દાદા નો call અમને આયો થોડા દિવસ પહેલા કર્યો હતો, ત્યારે એમને ચેવતા, ત્યાર તો હું ફિલહાલ હું ગામડે જ છું.

અમારે જ્યાં સુધી ખ્યાલ છે ન અમારા ઘર માં કોઈ એ booster dose લીધો છે મારે ત્રીજા number ની બેન dental માં હો job કરે છે ન એમાં booster dose એને લીધો છે બાકી અમારે બધા ને booster dose લેવાના બાકી છે અત્યારે તો મારે હા એવું છે અમારે booster dose લેવાના બાકી છે તારી સાચી વાત છે અત્યારે free માં આવે છે, બરોબર છે પણ, જયારે આપણે corona નું વધારે હશે ને ત્યારે કેટલીક line ઓ લાગે છે booster dose લેવા માટે ના બઉ જ line ઓ લાગશે જોજે પછી એમ કહેશે અહીંયા ક્યાંય બી જવા માટે આપણે certificate બી બતાવું પડશે ક્યાંય બી એવું થશે આપડાને

ત્યાંથી જ આપણે લઇ લઈએ ન હવે booster dose એટલા માટે હા તારી સાચી વાત છે બિલકુલ છે કે free માં આપે છે, બરોબર છે પણ અત્યારે હું જય ફિલહાલ અમદાવાદ જઈશ ઘરે ત્યારે હું જરૂર થી લઇ લઈશ અત્યારે booster dose નથી લેવો, હા

અ ભગવતીબેન, તમે કેમ છો? મજામાં. કઈ એપ વિશે વાત કરો છો તમે? ગૂગલ પે એપ ના બેન, શાના વિશે છે? અ કેશલેસ ટ્રાન્સઝેકશન વાળી એપ્લિકેશન છે એ. બરાબર છે. હા થોડા ઘણા સાંભળ્યું તો છે બેન આમ તો જેમ કે ઘણા લોકો વાત કરતા હોય છે, કે આ રીતે ટ્રાન્સઝેકશન કરવાનું હોય છે.

બરાબર છે, એટલે ખાલી સિમ્પલી આ સ્કેન કરીયે છે ને ટ્રાન્સઝેકશન થઇ જાય છે હે ને?

હ તો પછી આમાં ફ્રોડ થવાની કોઈ શક્યતા ખરી બેન?

બરાબર છે, આ તો બોવ સારી સુવિધા છે.

બરાબર છે એટલે આ તો અપડે, પૈસા ઉપાડવા માટે પણ બેંકમાં લાઈનમાં જવું પડતું તું

એક સો એક નો રિવોર્ડ મળે છે સઉ પ્રથમ ટ્રાન્સઝેકશન જે ટ્રાન્સઝેકશન કરે એને મળે છે એક સો એક રૂપિયા? હમ બરાબર છે બરાબર છે આ માંથી હા! બીજા બેન, પણ આનાથી મની ટ્રાન્સેકશનજ થાય છે કે પછી બીજું કઈ પણ કરવું હોય તો કરી શકાય છે આ એપ્લિકેશન દ્વારા

બરાબર. એટલે ખાણું બધું થઇ શકે છે આ એપ્લિકેશન દ્વારા. હ ને કેમનું આ એપ્લિકેશન ચાલુ કઈ રીતે કરવાની, એ મને સમજાઓને બેન, એક વાર.

બરાબર સાંભળો તમે એ બરાબર જરાક ચેક બેક કા મળે છે? બારા, આ તો બૌ સારું કેવાય હા પણ તમે યુઝ કરો છો આ એપ્લિકેશનને?

બરાબર, એટલે મારે ખરેખર આ એપ્લિકેશનનો ઉપયોગ કરવો જોઈએ, હે ને? મોબાઈલ રિચાર્જ માટે, પૈસા ટ્રાન્સફર માટે પછી બીજું બીજું?

બરાબર છે. બધુજ થઇ શકે છે.

હા સફે સિકયોર સારી લાગે છે. અ પણ મને શીખવાડશો આ એપ્લિકેશન યુઝ કરતા?

ઓકે. હા થૅન્ક યુ તે હારું હાલ મારુ નામ આર્ષ આજનો મારો વિષય જક્ષણી જેમના લેખક રામનારાયણ વી પાઠક ઉર્ફે દ્રિરેફ હું ભાતું કરતી હતી, ત્યાં એમના પગ સંભળાયા. હું એમના પગ બરાબર વરતું છું. ક્યારે ગમગીન હોય છે, ક્યારે ઉત્સાહમાં હોય છે, ક્યારે વિચાર કરતા કરતા ટહેલતા હોય છે, એ બધું હું વરતું છું. એમના પગ ઉત્સાહથી ઊપડ્યા, નજીક સંભળાવા લાગ્યા. અંદર આવીને કહે કેમ? પણ મને ભાતું કરતી જોઈ અચકાઈ ગયા. કેમ, આ શું આદર્યું છે? મેં કહ્યું ભાતું કરું છું બપોરની ટ્રેનમાં જાઉં છું. પણ ક્યાં? શા માટે જાય છે? મારા અક્ષર સુધારવા અને તમારો અભ્યાસ વધારવા. એક વખત હું લાંબે વખતે મળી, મારા મનમાં એ કે એ શું શું કહેશે ત્યારે ધીરે રહીને કહે કે, જુદા રહેવાથી ફાયદો થાય છે. સ્ત્રીઓના અક્ષરો સુધરે છે, કારણ કે સ્ત્રીઓ તે દરમિયાન કાગળો લખે છે, તે સિવાય તેમનો લખવાનો મહાવરો થતો જ નથી. અને હું ભેગી હોઉં ત્યારે લગભગ હંમેશ જ ફરિયાદ કરે છે કે મારે લીધે પોતાનો અભ્યાસ આગળ ચાલી શકતો નથી. પણ મારા ખાવા કરવાનો કાંઈ વિચાર કર્યો? આ મોતી શું કરશે? મોતી અમારી કૂતરી હતી. મોતી જેવી સફેદ સુંદર, સુંવાળી મેં કહ્યું હિંદુસ્તાનમાં કામ કરનારને ખાવા નથી મળતું પણ કામ નહીં કરનારને મળી રહે છે. માણસને નથી મળતું, પણ કૂતરાં કીડીઓ મંકોડા માછલાં એમને મળી રહે છે. તો મને તમારી કોઈની ચિંતા થતી નથી. ભલે, જવાની ના નથી, પણ ક્યાં જવું છે? પૂરીઓ વણતાં વણતાં મેં કહ્યું છૂપી પોલીસો અને ગુના પકડ્યાની વાતો લખો છો ત્યારે એટલું તમારી મેળે જ શોધી લેજો ને કદાચ એમના આવ્યા પહેલાં મારે નીકળવું પડે. માટે મેં ચિઠ્ઠી લખીને, તેમના જોવામાં આવે એમ, એમની અધૂરી લખેલી વારતા ઉપર, દબાવીને મૂકી હતી તારી આંખોમાંથી તો કાંઈ x ગુજરાતીમાં બોલો. ક્ષ કિરણો નીકળે છે. મેં પૂરીઓ તળતાં તળતાં જવાબ આપ્યો ક્ષ નહીં, એથી જરા આગળ જ્ઞ કિરણો નીકળે છે. ત્યારે એ જ્ઞ કિરણો વડે જરા પ્રેમાનંદનાં નાટકો કોનાં કહે કોના છે તે કહો ને મારાં સર્વજ્ઞા બાઈ બિચારો જ્ઞ ઘણા વખતથી મહેનત કરે છે, તેમને મદદ થશે તે દહાડે આપ્યાં તા પણ વાંચ્યાં કેમ નહીં ચાલો મેં પીરસ્યું. ‘જમતાં જમતાં વાત કરો. તમે કહેતા હતા કે પ્રેમાનંદની કૃતિઓ સ્ત્રીબાલવૃદ્ધ સર્વને ગમે તેવી છે. આ નાટકો અમને ગમતાં નથી તો એ પ્રેમાનંદનાં નથી એમ સાબિત થયું કે નહીં? હવે તમે ખુશીથી કહી શકો કે નાટકો પ્રેમાનંદનાં નથી હું એમ પ્રસિદ્ધ કરું કે મારી પત્નીને એ નાટકો ગમતાં નથી માટે એ પ્રેમાનંદનાં નથી? વાહ

મેં કહ્યું એક અંગ્રેજ લેખક એક સ્ત્રીપાત્ર પાસે કહેવરાવે છે કે ઇંગ્લૅન્ડનો પ્રધાન કોણ છે એ કરતાં મારો ધણી કોણ છે એ મારે અગત્યનો પ્રશ્ન છે. તો મોઢાની બાબતમાં કોઈ બીજાના મોઢા કરતાં મારા મોઢાનો પ્રશ્ન વધારે અગત્યનો ખરો કે નહીં મેં કહ્યું અને ના પાડીશ તો શું કરશો તું જે કહીશ તે ત્યારે તમારું મોઢું આ પંદર દિવસ નહીં ગમે અને કહું છું આગ્રાની ટિકિટ લઈ આપો એકદમ ગંભીર થઈને પૂછ્યું કેમ કમળાને ઠીક નથી? મેં કહ્યું કંઈ ગંભીર નથી પણ ઑપરેશન કરાવવું પડશે એવો તાર છે. ઝનાના ઇસ્પિતાલ એટલે ઓઝાથી મળી પણ નહીં શકાય, હું એટલા દિવસ કમળા સાથે રહીશ. ઓઝાદંપતી અમારાં સ્નેહી હતાં. જગતમાં પત્ની વિનાના સધુરની સ્થિતિ બહુ વિચિત્ર છે. એટલી બધી વિચિત્ર છે કે તેને માટે શબ્દ પણ નથી જડતો. સ્ત્રી પરણી ન હોય તો કુમારિકા, ધણી જીવતો હોય તો સૌભાગ્યવતી ધણી પ્રવાસે ગયો હોય તો પ્રોષિતભર્તૃકા, મરી ગયો હોય તો વિધવા કુમારિકા એ સુખ સૌભાગ્યશૃંગારનું આલંબન, સૌભાગ્યવતી વાત્સલ્યનું, પ્રોષિતભર્તૃકા વિયોગના શૃંગારનું, વિધવા કરુણનું પુરુષ પરણ્યો ન હોય તો વાંઢો. પરણ્યા પછી વળી પછી શું પરણેલો, ધણી. સ્ત્રી પ્રવાસે ગઈ હોય તો તેનું નામ જ નહીં રાંડ્યા પછી વિધુર. બિચારો કોઈ પણ રસનું આલંબન નહીં વાંઢો એટલે જગત બહારનો. પરણ્યા પછી જો સ્ત્રી તરફ આસક્ત હોય તો પોમલો